અહીં એક ટેમ્પો છે તેમાં સળિયાઓ લઈ જવામાં આવે છે અહીં ઘણા બધા કોથરાઓ છે.

અહીં એક બે ત્રણ ચાર પાંચ છ જેવી કિટકેટ વાલી કેક જોવા મળે છે.

નીચે પીળા રંગની કેક છે એક લાલ રંગની કેક છે ઉપર કોફી નો બાઉલ છે.

જેની પ્રેક્ટિસ ઘણા બધા લોકો કરે છે અને તેઓ શીપ માં જઈને અહ તેની પ્રેક્ટિસ કરે છે.

મકાન સામાન્ય રીતે ગામડા જંગલ કે ટુરીસ્ટ પ્લેસ પર રહેવા માટે બનાવેલા હટ હોય છે.

અહીં ગેટ છે ઘણા બધા નાના-નાના છોડો દેખાય છે જેવા કે આસોપાલવ છે નાળિયેરી છે.

અંડર ટેબલ ખુરચીઓ ગોઠવેલી છે જ્યાં લોકો બેસીને જમણ કરે છે.

આ એક છ એવી જગ્યા છે જે બંગાળમાં આવેલી છે પરંતુ તેનું નામ ખબર જેવી પડતી નથી.

આ શ્રી કૃષ્ણ બલરામ મંદિર છે જે ઇસ્કોન તરીકે ઓળખવામાં આવે છે.

ફેસવોશ છે પછી હેર માં લગાવવાની વસ્તુઓ છે પછી મેટ્રિક્સ ની વસ્તુઓ છે પછી પેન્ટીન છે.

અહીં નાળિયેરીઓ જોવા મળે છે અહીં વરસાદ આવ્યો હોય તો લાગે છે કારણ કે પાણી નીચે જોવા મળે છે.

આ સોડા માં આપેલુ છે બધી વિગતો લીંબુ સોડા છે સામાન્ય સોડા છે વગેરે સોડા ઓ પરંતુ તેનુ નામ દેખાતું નથી.

આ ચિત્રમાં એક મેડિકલ સ્ટોર કે દવાની દુકાન દેખાય છે.

અહીં ટીશ્યુ પેપર છે ચમચીઓનું સ્ટેન્ડ છે મીઠું મૂકેલું છે.

અહીં એક્સરે સોનોગ્રાફી લેબોટ્રી વગેરે થઈ સકે છે.

અહીં નારિયેરી પણ છે નાના નાના વૃક્ષો છે એક લીમડાનું નાનું મસ્ત ઝાડ દેખાય છે.